લોકો ચાલી રહેલા દેખાય છે આજુબાજુમાં ફુલવાળા પણ ઝાડ દેખાય છે.

એક ડસ્ટબીન દેખાય રહેલી છે ટેબલ દેખાય રહેલું છે ટેબલ ની ઉપર દેખાય રહી છે પેન્સિ--

અહ આ પાંખ ખુલેલા છે મોરપીંછના કલરિંગ દે--

આ એક જીમ નું ચિત્ર છે જીમ ના ચિત્રમાં બહુ મોટી મોટી મશીનો લાગેલી છે આ એક્સરસાઇઝ --

એ દીવાલ ક્રીમ કલર ની છે તેમાં એક દ-દરવાજો પણ દેખાય રહેલો છે જિમ ના પોસ્ટરો પણ દેખાય છે.

બાજુમાં ગાર્ડન દેખાડેલુ છે ત્યાં પણ ઝાડ દેખાડેલું છે ઘાસ દેખાડેલું છે ગાર્ડન ની પેલી બાજુ બિલ્ડિંગ દેખાય રહેલી છે સૂમસામ ગાર્ડન છે.

હેર સ્ટાઈલ દેખાય રહેલા છે એ ભાઈ ની પાછળ બો બધી લાઇટિંગો દેખાય રહેલી છે.

પંખાઓ દેખાય છે બે ચેર્સ દેખાય છે અને અલગ અલગ કલર ના કાર્પેટ પણ દોરેલુ દેખાય છે.

બતાઈ રહેલા છે અંદર ચેર પણ મૂકેલી.

ચેહરા ઉપર ગુલાલ લાગેલો છે આ લોકો ઉપર છોકરાઓ ઉભા છે છોકરાઓની પાછળ એક મકાન છે મકાનની પાછળ--

આવે છે આ સ્ટોરેજ સ્ટેજ ઉપર કરેલુ હોઈ તેવુ દેખા--

આ એક સલૂન નુ ચિત્ર છે સલૂન મા બે ભાઈ કામ કરતા હોઈ તેવુ દે--

નીચે માટેની સામગ્રીઓ પણ દેખાય છે લાઈટીંગો પણ દેખાય રહેલી છે પં--

બધા જીમ કરવા માટે મતલબ કે એક્સરસાઈઝ કરવા આવતા ત આવતા હોય છે પણ આત્યારે કોઈ દેખાય--

આ એક સ્ટોર ની દુકાન છે આ સ્ટોર માં નમકીન બ્રેડ બધું મલતું હોય તેવું દેખાઈ રહેલું છે એવું જ લાગે છે કે આ સ્ટોર --